રાજસ્થાન connectivity માં પ્રસન કરવા માટે અયા નવી railway line ને મંજુર કરવામાં આવી છે અમથી એ નામ કય ઉચે કે અમદાવાદ વિરમગામ railway line છે, અમદાવાદ ઉદયપુર railway line છે, આનંદ

મંજુરી અપવામા આવી છે તારંગા hills અંબાજી અને અબુ road થય ને જે નવી railway line મજુરી આપવામાં આવી છે તો આ સરસ મજાની છે જેમાં અણી કુલ લંબાઈ એકસોને

અમ કેવા આવ્યું છે ચાલીશ લાખ કામ કાજ માટે એટલે બાંધકામ માટે મળશે રોજગાર ની નિર્માણ થશે એકાવન સકતી બડો વાનું એક અંબાજી તીર્થ સાથે સાથે તારંગા hill ખાતે અજીતનાથ જે જૈન મંદિર જે છે

ચાલો મિત્રો હવે next અપડા question પર આવી જઈએ કે next question શું કહી રહ્યો છે કે start up ranking બે હજાર થી એકવીશ ની વાત છે બે હજાર બાવીશ માં અન પરિણામો જાહેર કરવામાં આવ્યા છે તો પ્રોસ્તાહન આપ આપવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે કયું ઉભરી આવ્યું છે હવે તો આ પ્રશ્ન જોઇને ખ્યાલ આવી જાય કે ગુજરાત પાક્ષિક બનાવી રહ્યા છે તો જવાબ અઆની અંદર તો સાયબ ગુજરાત જ અવાનો છે બીજું કોઈ રાજ્ય આવાનું છે નય કારણ કે ગુજરાત પક્ષાક ની વાત કરી રહ્યા છે તો અય ધ્યાન થી સંભાળજો કે બે હજાર એકવીશ જેનું પરિણામ બેહજાર બાવીશ માં આવ્યું છે મીત્રી એટલે કે આ ત્રીજું સંસ્થા નું start up ranking ની અંદર એમાં જે છે અપડા વાણીજ્ય

best performance રાજ્ય ની વાત લારીશું તો category A ની અંદર ગુજરાત નીસાથે કર્નાટક ભી છે અને category B ની અંદર મેઘાલય પણ છે ઘણી વખતે આ લોકો શું કરતા હોય છે વિધાન

select કરવો એ પરીક્ષા માટે મહત્વ પૂર્ણ થાય છે તો start up ranking છે ગુજરાત અને કર્નાટક છે union territory ની વાત કરીશું પૂર્વત રાજ્યો ની વાત કરીશું તો તેમાં મેઘાલય રાજ્ય માં આવી ગયું મિત્રો ત્યાર પછી સરસ મજા નો પ્રશ્ન છે કે ખાલી જગ્યા માં એટલે કે અપડા ગુજરાત રાજ્ય ની અંદર એક કેઅવ્ય કે રક્ત જૂથ મળી આવ્યું છે પ્રશ્ન અપડે અને પ્રશ્ન પર લઇ જાઉં ગુજરાત રાજ્ય ની અંદર શું થયું એક અનોખું પ્રકાર નું છે એક વ્યક્તિ માં જે છે blood group મળી આવ્યું રક્ત જૂથ મળી આવ્યું સાહેબ એને AB રક્ત જૂથ negative આવર્તન સાથે જે છે સરખામણી કરવામાં આવે છે તો આ દુનિયાના કેવાય કે દસ નવ કિસ્સા છે એમાં થી એક ગુજરાત માંથી મળી આવ્યું છે

જે આપડી પ્રણાલી છે હાલ A B OAB જૂથ અમ વર્ગી વૃત કરવામાં આવતું નથી એની બહાર નું વર્ગી કારણ કરવામાં આવે છે તો ભારત નું પ્રથમ અને વિશ્વ નું માત્ર દસ મુ ઉદાહરણ છે મિત્રો કયું છે વિશ્વ નું આ જે છે દસ મુ ઉદાહરણ છે hello સવિતા બેન

જી હવે ma'am આજે આપડે સવિતા બેન તમને ખબર છે આજે સવારે morning માં સવારે પ્રભાતે વરસાદ વધારે પડી ગયો છે અને ધોધ માર એ પણ ધોધ માર એટલે વાવાજોડા સાથે વરસાદ આવે છે. તો આ વાવાજોડું સાથે વરસાદ આવે તો એનાથી કેટલું ગણું નુકસાન થઇ રહ્યું છે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે right હા right તો મારો કેવાનો મતલબ એ છે સવિતા બેન કે આ વરસાદ આવ્યો એનાથી અપને નુકસાન થયું છે. નુકસાન થાય છે એના થી અપડે જે લોકો બાર નથી જઈ સકતા તમારું શું કેવું છે આ વિષે વાવાજોડું આવે વરસાદ આવે એનાથી નુકસાન થાય તો તમારે આના વિષે શું કેવું છે. જો વરસાદ ને વાવાજોડું જે વિદ્યા બેન જે છે ને એતો વરસાદ તો આવો compulsory જરૂરી છે કેમ કે જો વરસાદ નઈ આવે ને તો અપડે જે ખેડૂતો ને જે છે એ કઈ પાક નઈ ઉગાવી શકીએ બરાબર એ નહી કરી શકીએ સુ છે કે અપન ને કે કઈ અનાજ ને કઈ પોચવા નું નથી જ્યાં સુ એ પડશે ત્યારે ખેડૂતો ને લાભ થશે ન કમાવા મા

બીજું એ કે મારો કહેવા નો મતલબ એ છે કે વાવાઝોડુંથી વાવાઝોડું આવે તો એનાથી નુકસાન પણ થાય છે આપણને એટલે વાવાઝોડું આવે નુકસાન એ થાય છે કે લોકોને માની લો કે કોઈ ના પતરા વાળા ઘર હોય કોઈના જુપરપટ્ટી રહેતા તો એ લોકો એવા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ જાય છે અને વાવાઝોડું આવવાથી નુકસાન પણ ઘણું થઈ જાય છે ખાડા રસ્તાઓ ખાડાવાળા પડી જાય છે જે રોડ હોય છે એ રોડ મા ખાડા ખ્બચીયા થઈ જાય છે પાણી ભરાઈ જાય છે એવો થઈ જાય છે એટલે લોકોને આવર જવર માં પણ problem થયા કરે છે તો આ વિષે તમારું શું કહેવું છે કે આપણે અવર જવર કરીએ છીએ એમાં problem થાય છે તેમાં આપણે તમારું શું કહેવું છે સવિતાબેન

એ કઈ જગ્યાએ ખાડો છે કે કઈ છે કે ગમે ત્યાં કંઈ બી થઈ શકે આપડી જોડે પણ તમારી વાત બરોબર છે સવિતા બેન પણ કેટલું વરસાદ પડવાનો છે તો કોઈનો ખ્યાલ નથી હોતો અને કઈ દિશામાં પવન ફૂકાસે કેટલો વાવાઝોડા છે એ ખ્યાલ ન હતી ત્યારે આપણે news જોતા હોઈએ છીએ channel જોતા હોઈએ

હવે એ તો madam માં એટલા વરસમાં જો ચાર મહિનો તો આપણે એટલું તો update કરવું જ પડે ને ચાર મહિના તો આપણે એટલા ચાર મહિના જેવા હોય છે વરસાદ વાળા બાકી તો જે normaldays આપણે ચાલતા હોય એ પ્રમાણે કામ કરવું પડે ને આપણે

અને બીજું કે વરસાદના લીધે લોકો family બધા પરિવાર પૂરો સાથે રહેશે ઘરે એટલે કોઈ job પણ નથી જતું. નોકરી નોકરિયાતવાળા હોય એ ઘરે રહી જાય છે બાળકો પણ ઘરે એટલે family સાથે

તમારી વાત બધી right વિધા બેન છે જે તમે કઈ રહ્યા છે તંદન સારું જ છે mem અને બીજું કે અ અપડા આ ગુજરાતમાં અત્યારે વરસાદ પડે છે કઈ જગ્યાએ પાણી ભરાઈ જાય છે લોકોના ઘરમાં પાણી જતું રહે છે અને વાવાઝોડુંઆવ્યું વૃક્ષ પડી જાય છે આ જે ઝાડ હોય છે ઝાડવા પડીને આખા લોકોના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે આ બધું થાય છે એ નુકસાન થાય છે તે નુકસાન પણ કોને વેઠું પડશે ખેડૂતોને વેઠવું પડે છે right ને તો તમારો આ વિશે શું કહેવું છે કે ખેડૂતો નથી નુકસાન થાય છે એને ભરપાઈ એ લોકો કેવી રીતે કરતા હશે જો ma'am પહેલી વાત તો એ તમને કહી દઉં કે જો ખેડૂતોને નુકસાન નહીં કેમકે જો વધારે પાણી જશે ને તો પાક વધારે જલ્દી update થશે બરાબર એ પ્રમાણે શું છે કે જો અત્યારે ખેડૂતો કેવું છે વિચારે છે કે વરસાદ જેમ આવે ને એમ વધારે સારું છે કેમકે એ લોકોને શું હોય છે કે વારે ઘડી પાણી ત્યાં નાખવા જવું પડે છે બરાબર તો શું છે વરસાદ ઉપરથી આવે છે તે પ્રમાણે શું છે કે બધું બધા ખેતોમાં એ લોકોને જવું ના પડે કે ઉપરથી આવે છે એ પ્રમાણે સૂ કુદરતી વરસાદ જે છે ને એ સારું જ કહેવાય ને maam તો જે ચાર મહિનાની અંદર ખેડૂતોને જેટલું પાક update કરવું હોય એ તો ખેડૂતો ચાર મહિનાની અંદર જ કમાવી લે છે ને વરસનું તો જી જી અને જો ma'am હા બોલો

તમારી વાત બરોબર છે કઈ જગ્યાએ આ ભારે વરસાદના લીધે કરા પડે છે અને પછી વરસાદને લીધે અહીંયા અમુક રસ્તાઓમાં જે ખાડા પડી જાય છે એ બધું આ સરકાર કરાવે છે એટલે repairing બધું સરકાર કરાવતી હોય છે તેમ છતાં તમે જોતા હશો કે એ સરકારી કામકાજ હોય કે રસ્તા ઉપર ખાડા પડી જાય એટલે શું કામ કર કામકાજ નો problem હોય છે એમને વ્યવ્સ્તીત કામકાજ કર્યું હોત તો એ વરસાદના લીધે પણ એ ખાડા ના પડ્યા હોત તો મારો કયો ને મતલબી છે કે જો વરસાદના લીધે આપણે આજે વેઠીએ છીએ એ આખું આખી જે આપડે જેટલા લોકો છીએ આ રહીએ છીએ આપણે એ બધા લોકોને વેઠવું પડે છે કરા અને અત્યારે તમને ખ્યાલ છે થોડા સમય પેલા જ વરસાદ તો આપણે કરા પડ્યા હતા બરફ

એની મજા પણ માની હતી કે ભાઈ કરા પડ્યા છે બધા વરસાદ ના પાણી એ નાય છે ને કારણે પણ fresh થાય છે પછી પલળી જાય છે લોકો ભીના ભીના office થી ઘરે જાય છે અને પછી આટલી વરસાદનું પણ

એટલે એમના job માં problem થાય છે જવામાં આવવામાં ભણતર બાળકો ભણતા હોય તે લોકોને school જવામાં problem થાય છે તો તમારું શું કહેવું છે આ વિષે જો હું તો કહું ને madam તે પ્રમાણે તમે જેવી બધી વાત કીધી એ બધી right છે તમને ખ્યાલ જ હશે કે ગયી week વરસાદ પડયો હતો છે ધોધમાર વરસાદવ હતો વાવાઝોડું વંટોલિયા સાથે બરાબર છે તમને ખ્યાલ જ હશે અ હા river front તરીકે riverfront માં જે બન્યું હતું અટલ બ્રીજ ને બન્યું તું એ ઈએમાં બી

પાણી ભરાય ગયું તું ખબર પડી છે કે અટલબિજ ને એક કાચ ભી તૂટી ગયો હતો બરાબર છે તો હું તે એટલું જ કહેવા માગું છું કે જો આવો વાવાઝોડું વંટોયુ આવે ને ત્યારે કોઈ બ્રિજ ઉપર જાવે ના જઈ ના શકે એ પ્રમાણે એ લોકોએ update કરવું પડે

બહુ બધા નાના બાળકોને બહુ બધા મૃત્યુ પામી ગયા હતા કેમકે એ તો નવું નવું બનેલું હોય છે એ ગમે ત્યારે કંઈક કરી શક્યા અકસ્માત ક્યારેક ભી થઈ બને આપણને ખ્યાલ ના હોય ને આપણે રસ્તામાં ચાલતા અને આપણને કંઈ થઈ જાય

સામેવાળાને કોઈ તકલીફ ના થાય ને આપણને કોઈ તકલીફ ના થાય કેમકે અત્યારે ગયા week કે જે વરસાદ પડ્યો ને ત્યારે જ કે વરસાદના કારણે કેટલા બધાનું નુકસાન થયું હતું

વરસાદ થામી જાય ત્યારે જ આપણે આગળ ગાડી વધારવાની એ પછી જોઈને ચલાવવાની ગાડી જ શાંતિથી ચલાવવાની વાવાઝોડું હોય કઈ બી હોય આપણને બી ખ્યાલ ગાડી નીસરી જાય કોઈ કરી જાય તો અકસ્માત કોને આપણી જોડે થવાનું છે ને અને ઝાડને બધા હોય તો શું છે એટલું વિચારીને ચાલવું જોઈએ કે ઝાડ હોય ત્યાંથી ગાડી દૂર રાખીને ચાલવું જોઈએ હવે વાવાઝોડું તો ત્યારે પડી જાય જેમ ma'am તમારી વાત બરોબર છેતમે એક દમ prefect કયું છે અને જો આ પાણી વરસાદ પડે છે તો પાણી દરેક area માં ઉંચાણ વાળો વિસ્તાર હોય કે નીચા હોય દરેક જગ્યાએ પાણી ભરાઈ જાય છે પછી લોકો માની જે લોકો માની લોકો ઓં flat માં બંગલામાં રહેતા હોય એ લોકોને વધારે નુકસાન નથી થતું પણ જે વેચાણ વિસ્તારમાં બિચારાને ઘરોમાં પતરાવાળા ઘરોમાં રહેતા હોય તેમને વધારે નુકસાન થાય છે કેકે જે નીચા વાર વિસ્તાર ઊંચા વાર વિસ્તાર માં પાણી બીજા વિસ્તારમાં આવી જાય છે તો એના લીધે શું થાય છે કે જે નીચેના વિસ્તાર છે એ લોકોના નીચેનાણ ઘર માં પાણી ભરાય જાય છે તે લોકોના ઘરમાં પાણી જતું રહે છે એ લોકોને એ સહન કરવું પડશે કેમ વિચારેને ત્યાં ઘરમાં પાણી જતું રહે તે લોકોનું ખાવાનું બધું બેસવા ઉઠવાનું બધું જ તકલીફ થઈ જાય છે તેના માટે સરકારે કંઈક કરવું જોઈએ કે જેથી કરીને આગળથી એમને તકેદારી રાખે તો સાવચેતી રાખી ને એ રીતે એમને લોકો ને સહાય કરવી જોઈએ કે જેથી કરીને જે નિચાંણવાળા વિસ્તારમાં નુકસાન ના થાય અને વરસાદને લીધે આ વરસાદ આવવાની પહેલા જ ત્યાં બધી વ્યવસ્થા કરી દેવી જોઈએ જેથી કરીને નિચાંણ વિસ્તારમાં આ problem ઊભા ના થાય અને બીજું કે જો અત્યારે તમને ખ્યાલ છે કે અત્યારે વરસાદની આગાહી તો છે ધોધમાર વરસાદ પડવાની લીધે રસ્તામાં પાણી ભરે છે તો ગાડીઓ બંધ પડી જાય છે અને કેટલીક વાર તો એવું થાય છે કે ગાડી slip ખાવા માટે છે કેટલી રસ્તા ઉપર પાણી રોડ ઉપર પાણી થશે તો પાણી પાણી થશે તો ગાડી slip ખાવા ની જ છે right ખરે ખર મારો કેહ્વાનો મતલબ મારો કેવાનો મતલબ એ છે કે વરસાદના લીધે જે પાણી વેડફાય છે નીચાણ વિસ્તાર માં પોહચે છે એ level રે અને વરસાદનું પાણી સોચવાય જાય એવું સરકારે ગોઠવવું જોઈએ તો તમારો આના વિશે શું કહેવું છે

એટલે news અત્યારે તો માની લોકે news channel જી જો પણ વરસાદના time એ news channel જોવી જોઈએ અને જો ખાસ તો જુઓ આવા સમયે શું થાય એક તો એક આફત આવવાની એ હોય છે જો વધારે ધોધમાર વરસાદ પડી ગયો તો માની લો કે પૂર આવવાની આસંકા વધારે હોય છે ઠીક છે અને પુર આવે લોકો ને બઉ જ વેઠવું પડે છે લોકોને ઘરની બહાર નીકળીને રોડ ઉપર રહેવું પડે છે પોતાનો સામાન છોડી છોડીને ઘર છોડી છોડીને રોડ ઉપર રહેવું પડે છે એટલે એમને નુકસાની થાય છે કે ખાવા પીવાના પણ problem થઈ જાય છે પછી એમના સામાન પણ પાણીથી ભરાઈ જાય છે પાણીથી બગડી જાય છે કોઈએ કોઈ પણ રાસન પાણી હોય ને તો પણ એ તો પોતાનો સામાન લઈ નથી શકતો કેમ કે બધા પોતાનો જીવ સંભાળશે કે પછી એનું સાંભળશે પાણીમાંથી નીકળશે પોતે કે પછી સામાન નીકળશે એટલે સામાન હોય તો એ માટે વ્યવસ્થા રાખવી જોઈએ સરકારે કે જેથી કરીને આપણે લોકો છીએ આપણી સાવચેતી પ્રમાણે ચાલીએ તો આગળ આપણને એ અસુવિધા ના આવે અને ડેમો વગેરે ખોલી દે તો અચાનક થી એ પહેલા સાવચેતી કરી દે એક સરકાર અને કરતી જે છે doubt નથી એમાં કઈ એ કરે છે તમારો આના વિશે શું કહેવું છે કે સરકાર એનું કામ બજાવી જ રહી છે ને સરકાર તેમનું કામ બજાવી જ રહી છે સરકાર જે છે ને જેટલું ધ્યાન રાખે છે ને વરસાદના કારણે એ પ્રમાણે સારું છે જો કેવું હોય છે કે જે બી જગ્યાએ વધારે પાણી ભરાઈ જાય છે. બરાબર હવે

બહારના લોકો કેવા છે આપણે રસ્તામાં જતા જોયું કે આ બાજુ વરસાદ વધારે છે પાણી વધારે ભરાય છે શું છે એ લોકો ગટોરો ખોલી દે છે કેમ કેમ કે બધું પાણી અંદર જતું રહે છે હવે ગટોરો પાણી જતું રે બરાબર તો જે બી જગ્યાએ ખડા ખાબોચિયા હોય તો શું છે સામે વાળો જે બી વ્યક્તિ આવે હવે એક વ્યક્તિએ જગ્યા ઉપરથી ગયો એને ખબર છે કે આ જગ્યાએ ખાડો છે બરાબર છે ma'am તેમાં શું છે વિદ્યાબેન શું છે સામેવાળા જે છે ને એ બીજો વ્યક્તિને બે જણા ભેગા મળીને ગટર ખોલી દે તે ગટર ખુલશે તો શું છે આવત જતા વાળા ના આવતા જતા વાળા ને તકલીફ ના પડે પાણી જતું રે

કે ગટર ખુલી ગયા અને વ્યવસ્થિત પાઇપલાઇન નાખેલી હોય તો આપણે જે પુર આવે છે પાણી ભરાય છે ગટરના પાણી ઘર સુધી પણ આવી જાય છે તે ના થાય તો તમારું આના વિશે જે કહેવું છે તમારું correct છે અને મારો એક ખ્યાલ છે સવિતાબેન જો આપણે આ વરસાદ આવતા પહેલા જે પણ આપણી સાવચેતી રાખી શકીએ કે આપણે ત્યાંથી સાવચેથી રાખવી જોઈએ અને plus એના થી વરસાદને લીધે પુરાવાની અસંકા હોય છે એનાથી બચવા માટે આપણે પહેલાથી સાવચેતી રાખવી જોઈએ એટલે માની લો કે ઘરમાં પણ આપણું રહેતા હોય તો light જવની આ આશંક હોય છે તો ઘર માં પાણી જાય તો light તો જવાની જ છે right એના માટે આપણે torch હોવી જોઈએ ખાવા પીવાની વ્યવસ્થા રાખવી જોઈએ

ના ના તમારી વાત બરાબર છે તમે જે કહી રહ્યા છો એ જી અને ma'am જો અત્યારે આજે સવારેજ morning માં જે વરસાદ પડ્યો છે તે તમને ખ્યાલ છે કે લોકો આવા માં problem થાય છેલોકો ગાડીઓ લઇ ને નથી આવી સકતા લોકો બસ માં આવે છે તો પણ problem થાય છે કે કે વરસાદમાં આવતા પલળી જાય છે હવે છત્રી લઈને પણ ચાલીએ પણ ત્યાં સુધી કે વરસાદ એટલો ધોધમાર વરસાદ પડતો હોય તો એમાં છત્રી પણ કામ ના આવે તમને ખ્યાલ હશે સવિતાબેન છત્રી તો વાવાઝોડું એવું આવે છે કે છત્રી ક્યાંય જતી રહે છે અને આપણે ક્યાં જતા રહે છે એવું છે

અ તમારું અ સવિતાબેન બધી વાત કરી બધી બરોબર છે મારું કેવા મારો main point એ છે કે વરસાદથી આપણે સાવચેતી પણ રાખવી જોઈએ વરસાદ આપણા માટે સારો પણ કહેવાય અને ખેડૂતો માટે પણ વધારે સારું કહેવાય પાક જે છે એ સાવચેતી થી પાકી જાય છે અને એમને અનાજ ઉત્પાદનમાં વધારે એ થાય છે સારું ઉત્પાદન થઈ શકે છે તમારું શું કેવું છે maam

જી ma'am અને જો ma'am આપણે વરસાદથી સાવચેતી રાખવી જોયએ ધ્યાન રાખી ને જ ચાલવું જોઈએ